આજ નો મારો topic છે ભૂલી ગયા પછી સલોની નરેનભાઇ ગઈકાલે ચારેકના અરસા માં તમે ભારત અ ભારત train પાસે થઇ પસાર થયા હતા, નરેન હા મને લોકોં વિસ્તાર માં હતા તે મને બોલાવ્યો કેમ ની અને જંગલે માં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બન્તુજ નથી

વાણી ની સમજાય સલોની લો આ સમાચાર વાચો લો એમ photo છે, આમાં photo છે, અને સમાચાર તમારા માટે અજાગ્યા નથી બધા પર્વતારો પર્વતારોકો જાય છે દીદી એ રીચના ઉમ્બલા માં થી એવું સુરતી કુટુંબ ને બચ્યું હતું નહતું નોતું આયના રીંચ વિષય તોહ નરેનભાઈ જનાવ્તાજ હશે નરેન હા એ માનવ પક્ષી ની હતા માણસો જી જુન્જુન્થ પરીવાડે એમના હાથ ના પંજા આપડે

નીકળનાર એ કુટુંબ ધન્ય છે કનોજ કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડી ને દૂર થી જોઈ ટૂંકો રસ્તો લીધો હશે સલોની એમને ખબર હતી કે અહીં coach તરીકે સેવાઓ આપતા બેહેન સુરત માં છે મનીષા દેસાઈ નરેશ ધીમે થી મનીષા સુરત ખરે ખેબ છે થાય તે સારૂ થાય આ સમાચાર ચાપા તે થી લોકો જરા સાંભળીને પડશે સલોની આમપણ તમને સુ રોમાંચક નો લાગ્યું નરેશ તું કેમ આજે બધું આ રીતે પૂછે છે છે સુ સલોની સલોની એજ હું પુછુ ચુ એ બધું એ એ જાય છે, તમે

ક્યાંથી થઇ ગયા મમ્મી તોહ કેહતા હતા કે મામા ના નરેનભાઇ નોટા કવિ થશે કહે છે કે નાર્સધીત્યા સોઉંન્દર્ય પાછળ તમે ગાંડા હતા તેથી તોહ forester agent તાલીમ લીધેલી નરેશ એમ તથ્ય હશે પણ મારી રીતે હું તોહ માનવ હ્રદય માં સૌન્દર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતી અને ચાવી હતી પણ જીવન માં એક અંધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ main વસ્તુ ગુમાવ્યું પછી અને બહાના ચાબી અણી હદય ચાબી સૌન્દર્ય નો પણ એટલો નેહ્માનો હતો હવે માત્ર નોકરી કરે છે અલબત નિષ્ઠા થી સલોની તમે લગન માં બધા

કવિતાઓ લખતા અને એને લગ્ન ની નાં પાડી નરેશ એ નામની અને નાજુક હતી એ ખરું પણ એનાપર કવિતાઓ નોતો લખતો હું અને હું એનેજ કવિતા માનતો હતો અને બીજું ના નોહતી પડી અને એ નાજુક કન્યા નું નામ મનીષા હતું આટલા અટક દેસાઈ અને

એને અટક પણ બદલાઈ ગઈ હશે સલોની અને ના બદલાઈ હોય તોહ જે વ્યક્તિ નજાક અને નામની હોય તેજ ખર્તાલ અને નીર્ડાઈ નો થઇ શકે નરેશ આખો તોહ આવીજ છે પણ સૌનિક બાળ જેવું uniform ના ના સલોની એ ના હોય સલોની તમે આ photo સાથે તમારી કલ્પના મૂર્તિ ને સરખાવો છો કે મૂળવસ્તુ ને માનીશ દેસાઈ ને મનીષા દેસાઈ ને નરેશ એ માનીશ એ મનીષા નું આવું રૂપ નાતો મારો અભિનંદન આવો જોયે તોહ ખરી થઇ કે સલોની પ્રયત્ન કરી જોઈએ માનીશ મનીષા બેન ને ક્યાલ ના આવે એ રીતે નરેશ કનજ તું આનંદ ને મોક્લીસ હું પછી એની સાથે camp પર આઈ જસ સલોની ચાલો વરંડા માં બેસીએ સુરિયા નો પ્રકાશ છે ત્યાં સુધી માં આ તમારા બંગલા માં પ્રકાશ જોઇશે નરેશ તું ચલ તું ચલ ખુર્શીયો લઈને હું લાવું ચુ મારી અત્યાર સુધી ની નોકરી માં આ સવથી સુંદર મકાન મળ્યું છે જાનેકે હું આયા નો મનાવતો સલોની અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે નરેશ અરે ઉમર ખબર છે તને ઉમર ખબર છે આપદા બેવ ની ઉમર ના સરવાળાથી પણ વધારે નજર પડી ત્યારે મને પણ આવીજ એક પ્રશ્ન થયેલો આટલું કરડું જાળ આટલું પ્રફુલ્લિત થઇ શકે દીપ જતા અરે આ પેલા દોડતો અને આ પેલા દોડતો એવો એ મનીષા નો નાનો ભાઈ રહ્યો બરાબર ચાલ

હા મૂળ વસ્તુ મનીષા થી નામ સલોની તેમને દુર થી જોતાજ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિષય બાતમી આપનાર મારાથી ચડ્યાતું તમને મળવાનું નથી એમ તમને ચાહે છે એને પ્રેમ થી પ્રેમ થીજ આ શૌર્ય જાગવું છે નરેશ સત્ય છે આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો સલોની અરે આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયો છે બસ દોડ દોડ અજ કરે છે આનંદ આજે તોહ કારણ પણ હતું કમળ એ કહ્યું કે મને આઈ બોલાવે છે તમને મળીને bus stand જવાનું છે તારા પપ્પા એ પપ્પા અવન છે અને બીજું એમને લેવા જી રહ્યા છે કમજ તમારી car રોકી અને એ મારા જગ્યા એ ગયો નરેન પણ તારા પપ્પા આમ એ કઈ અચાનક આનદ આ મનીષા ના પરાક્રમ વિષય સાતામાં આવી હશે અભિનંદન આપવા પધારતા હશે નરેશ મનીષા મનીષા કોણ આનંદ તમે પૂછો છો મનીષા કોણ એની હાજરી માં આવો પ્રશ્નના ના કરતા નૈતો એ આત્મા હત્યા કરી લેશે નરેશ અત્ય સુધી જીવી છે તો હવે કદાચ એવું ના કરે

છારી વાળી શુન્યછોડ્યા રત્ન્સેવાળ વાળી જીભ અને અન્ય ઉદય રોગ નું સુચન કરે છે

બીજી બાજુ જીવન ને હલાવી નાં સકાય તો તે પોક ધાતુ નો ચિન્હ ગણાય છે આમ જીભ દેહ અનેક દરોડો ખુલ્લા કરે છે પરંતુ જીભ માત્ર સરીર નાં વ્યાધિઓ ને જણાવતી નથી એ મનુષ્ય નાં ગામ જાતી આદિ ની પણ માહિતીઓ ઘર પૂછે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશીય શુત્ર પણ કદાચ નિબંધ નાં આધારે કરવા માં આવ્યા હશે જેની જીદ સહેલાઇ થી નહી જેવા કારણ ભયંકર જાપ આપી શકે તે બ્રાહ્મણ ની એ જેની જીત વેદ મંત્ર ને ક્રમ

શિવે ને ઉત્તર વર્ણ નો હુક્કુમ સાંભળી માર્રા માં બાપ કરે તે અત્યારે આ વર્ગ પેટ ને દિવસ માં ચાર પાંચ વાર વિવિધ ઉત્તમ વાણી ઓ ને રસાવ્દ વાણી હોય એ ઉઠતા વર્ગ ને મનુષ્ય જેની જીભ માં બાપ પાઠ પડ્યા

જીભ જેની જીભ જો એમ ઉચ્ચત્તર વ્યાખ્યા ને એવું કહી અવશેષ નહી નાં ને તમારા પગાર માં દસ ટકા નો ઘટાડો કરવા માં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉત્તર અધિકારી સાયદ છે તે છે એ આજે જરા વહેલા ઘરે જાઉં એ માનવી છે નાયક સાહેબ એ આપેલું કામ રહી જાય છે એમ બીતા બીતા કડકડતા આવે છે ને મુદ્રા એ બોલી કે એ માનવી છે

એ કયા શહેર માં છે માંગો તો એ પણ એને કહી દે છે એક વખત મેં ભરૂચ માં મેં બે મનુષ્યો ની વાન્ગ્યા જોયા હતા અને તે વેલા મને બહુ નવાઈ લાગી હતી વાગ્યા યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નથી લાગી બે માણસ ની મળે અને લડે નહી તો નવાઈ લાગે મને એવા નવાઈ નથી એ હું સારી રીતે જાણુ છુ તું લાલચોળ ડોળા કાઢી ને ગાલ પર ગાલ દે છે તે માર પર થી નીચે ઉતરતી બતાવી દઉં અરે કહું સાલા તારું માં ઉજળું છે પણ કરમ તો કાળા છે ધોળા માં ધૂળ પડી તારા વિચારી ને ઉપર થી જવાબ દીધો આ બન્ને યોધા ઓ ને એક મધ્ય લ કારણો હતા સુરત વડોદરા અમદાવાદ બધે સ્થળે લ બોલાય છે

કે પછી ભરૂચ માં લગભગ બધા જ મોણસ ને લ ને કાને લ વાપરવા માં મને લાગે છે બધે સ્થળ લ બોલાય છે બહિષ્કાર કર્યો હશે પણ એ સાથે આપણને જાજી નીશ્બધ નથી લ કાર નો બહિષ્કાર કરનારી જીભ ભરૂચ વાશી ને છે એમ તરત જણાય આવે છે એ જ રીતે હાવક નું જાજી નીશ્બ્ધ છે લ તારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચી છે એમ તરત કાર્ય કરી સકાય છે તે જ રીતે હવક નો હેક હાક મારનારી સુરત ની જીભ પ્રદુપીય છે એમ કેનારી કાઠીયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાન ની ખબર આપી દે છે કેટલીક જીભો સીધી કેટલીક જીભો સ્ત્રી મુખ ને જોઈ ને વાર્ત્રણ બને છે અન્ય ને મુખ જોઈ ને રહે છે જીભો બહુ વૃદ્ધિ સમાજ ની પેટે અન્ય પ્રદ્ય પ્રદાન હોય છે બીજા ના મન માં વિચારતી વાહક બને છે કેટલીક જીભો કા કાતર નું કામ કરે છે કેટલીક સોય ની ગરજ સારે છે કેટલીક નેતર માં સોટી ને ખ્યાલ આપે છે જીભ નો આપને લૂલી નું સ્થાન આપ્યું છે પણ એ ફૂલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પગ નું થેવી હશે આપને જેવી શકે તેવી જગત માં જે કઈ થાય છે તારું મારું આનંદ કંકાસ આત્મા સંતા વિવાહ ને નસીબ તંદુરુસ્તી તે સ્વર્ગ માટે ભાગ્ય જીભ ને લઈને થાય છે સિધાંત તરીકે જીભ પર અંકુશ રાખવા ની શક્તિ મનુષ્ય માં છે પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય છે સમાજ ધર્મ ને કાયદા ની રૂપે ગુરુ શ્રી સ્વામી છે પણ વસ્તુ એ તેનો આખું જીવન એની જીભ નાં આધારે જ વિકાસ વિકસે છે કે વરસે છે મનુષ્ય એટલે જ જીભ મને લાગે છે કે ઈશ્વર આ માનવી ઓ ને ગળતું પણ ક્યાય તો એને બઉ ઉતાવળ કરી હશે યા તો યંત્ર ગડવા નો એને જાજો અનુભવ નહિ થાય સકે એવી કેટલીક સગવડ એને કરી નથી મુકવા ની બદલે કેટલીક વસ્તુ એને એમની એમ જ જડી દીધી છે જીભ ને કાઢી ત્યારે મોમાં થી છૂટી કરી સકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત નાટક cinema અથવા પ્રક્ષકો ને શોધતા ઓ પોતાની જીભ નો વધારે પડતો ઉપયોગ કરી બીજા નો ડખો કર્યો છે તેને બદલે સૌ ને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બી માં મુક્યા પછી જ સમાજ કાન માં દાખલ કરવા માં આવ્યા હોત તો નાટક cinema તથા આપણને કેટલા વધારે આનંદદાયક લાગોત એમ જ આખો વખત બઉ કંટાળો વ્યક્તિ

નીરપ્ય પણ આપણને મળ્યા છે કોઈ પણ ગુસ્સે થઇ જઈએ ત્યારે કલાક તમે કંકાસ માં પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા hello

અવાજ આવે છે? listen to me હા હા આવે છે અવાજ તમને મારો

છ વાગ્યા થી ત્રણ વાગ્યા સુુુુુધી

ચાલી જાય છે normal છે મારા માટે

yes પહેલા કાઠું પડતું હતું પહેલા prbolem થતી હતી but હવે normal હવે મને પોતે છ વાગ્યાની shift ગમે છે so that બરાબર છે વે વહેલા ઉઠવું સારું લાગતું હશે

સાચી વાત છે

તમે બોલો તમે કેમ છો how are you

છીએ અભિ હાલ ઉઠ્યા હવે ચા નાસ્તો કરી ને ધંધા ઉપર જઈએ હમ daily ની life માં ય કેટલી boring થઈ ગઈ છે હવે તો હવે જે દિવસ job ઉપર જઈએ ત્યારે વિચાર આવે છે ઘરે રહીએ જે દિવસે ઘરે રહિએ એ દિવસે bore થઈ જઈએ છીએ finally આમ એવું લાગે છે કે કાંંઈક unique કરવા ની ઇચ્છા થાય છે હવે thirty first કાલ તો christmas છે advance માં happy marry christmas

હા બવ time પછી વાત થયી મેં કીધું આટલો time થયો યાદ કરી લઈએ friend ને

તમને તો time મલતો નથી phone કરવાનો કોઈ દિવસ time નો સવાલ જેવું કશું નહિ વસ્તુ એક રહી તમને timing તો timing એવી છે કે હવે ચોવીસ કલાક ઓછા પડે છે હવે દિવસ દરમિયાન કારણકે હવે ઉંઘવા માટે મને એટલો સમય એટલો નથી મળતો કે જે મને જોઈયે છે કહી શકીએ કે ભગવાને બનાવ્યા તો ચોવીસ કલાક જ કેમ બનાવ્યા એવું કહી શકીએ છીએ બસ

કોરોના ગયો ને એટલે ઘણા બધા મતલબ કી job વગર થઈ ગયા બિચારા તો કોઈ જોબ હોય તો મને કેજો કેમ કે હમણાં તો કોરોના જતો રહયો છે પાછો back થઈ ગયું કોરોના પાછુ આવી ગયું હમ એ તો થયા કરે હવે જોવો બીમારી તો તમને normal બિમારી હશે સરદી ખાસી ઉધરસ એમા કોરોનાનું નામ તો આપી દેવા માં આવે છે હવે vacancy જો સવાલ નથી vacancy માટે તો એક વખત અમ તમારા frined નું friend ના જોડે વાત કરાવી દેજો એમને address send કરી દવ છુ આપી દેજો અને કેજો પછી interview માટે આવી જાય જોઈ લે પોતે ઈ લોકો પોતે તપાસ કરી લેશે તો સારું રહેશે better રહેશે બરાબર છે બધું કામ કેવું easy કામ છે કે hard છે હોય work work માં તમારે load તો હોય છે જ કોઈ પણ field માં જતા રહો workload વગર તો સામે વાળા પૈસા એમ નેમ ના આપે

અમારે જે કામ છે એ telecalling નું છે એટલે કે આમ એ તમાર તમારા પર depend છે કે તમારે આગળ કેવી રીતના વધવું છે અમારું જે starting નું તમે આવો તો call center ની job મળશે જેમાં તમારે customer ને reattend કરવા ના છે આ એક customer care છે કહેવાનો meaning છે કે અમ BSNL નું જે prepaid sim card વાપરતા હોય postpaid sim card વાપરતા હોય એમના માટેનું આ better છે હવે સામે વાળા વ્યક્તિ જેમ કે હું છુ અમ example પુર તમે customer છો હું executive છુ customer care માં job કરું છુ તો તમને કોઈ problem થતો હોય તો તમે call કરસો એટલે મારે reattain કરવાનું છે એનું internet ના આવતુ હોય એનું initernet internet નું few network ના આવતું હોય કોઈ પણ problem એક query complain request આ ત્રણ વસ્તુ હોય છે customer care માં complain એટલે કે કોઈ product ના વિશે complain કરવી કે તમારા તમારા જે product છે BSNLsim card નું એમાં મને internet નથી મળતું એટલે કે એની એની તમે complain એક જશે complain માં theory એટલે કે customer ને કોઈ જાણકારી જોતી હોય normally જેમ કે recharge ના વિશે

ok એટલે કામ થોડું મતલબ કે કેવા માંગો છો થોડું hard છે થોડું easy પણ છે અગર આવડી જાય એટલે easy ના આવડે એવો તો કોઈ સવાલ છે જ નહિ આવડી તો જાય જ છે જ

મારા friend ને તો મતલબ કે એક જગ્યા એ job હતી જ તે GTPL ની જેમ લગાડી આપીયો હાલમા ત્યાં તો મતલબ કે lunch પણ આઈ ગયું હતુ એને તો સારું એવું setting પણ થઈ ગયું

બવ જ સારું કેવાય તો હું તો કવ છુ તમારા friend ને ત્યાં જ મોકલવા જોઈયે તમારે GTPL માં કારણકે અમારી company lunch નથી આપતી

હવે જો અમારે ત્રણ comp complain પણ છે query પણ છે request પણ છે હવે તમે ક્યો છો તો request કરી જોઈએ બાકી

request ન સાંભળે તો complain કરો પછી કે સાહેબ બીજી company lunch આપે છે તમે કેમ નથી આપતા યા યા કેમ નહિ sure કરીશુ અમનેય અમારી જોડે એવુ ભેદભાવ કેમ બરાબર અત્યારે તમે દાબેલી ખાવ છો? હા બહાર નું fast food થોડુંક ઓછુ છે કેમ કોરોના થાય જાય કોરોના નો ડર મને નથી લાગતો કોરોના થી મને normally જયારે એકદમ ધડાધડ કોરોના હતો ને ત્યારેય હું આમ બધાં ને

એ તો સોનાક્ષી સિંહા કે છે ને એવુ કે थप्पड़ से डर नहीं लगता साहेब प्यार से लगता है ના મન થપ્પડ થી બી થપ્પડ નુ સવાલ નહિ થપ્પડ થી તો બીક લાગે જ છે પ્યાર થી બી લાગે છે

આ કેવો સવાલ છે how's this question ના થપ્પડ નો સવાલ નહિ but અમારું work એવું છે કે તમે નાના હતા ત્યારે મમ્મી એ કેટલી વાર માર્યા દિવસ માં મતલબ કે હવે નાના હતા તો માર કેટલી ખાધી એ તો યાદ ના ખાધી છે ખરી હવે કેટલી વખત અને કેવી રીતે મારી હતી એ મને યાદ નથી એ

સાવરણી છે વેલણથી માર ખાધેલી છે વેલણથી તો બવ વાગે સાવરણીથી તો એનથી ખતરનાક વાગે પહી કુકરનું ઢાકણું છે એનથી માર ખાધી દુધીથી માર ખાધેલી છે

હા કારણકે એક વખત મારી મમ્મીએ મને દહીં લેવા મોકલી તી એમાંથી મેં